હિવરે બજાર આદર્શ ગામ પર સ્પોક્ન ટ્યુટોરિયલ પર આપનું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
હિવરે બજારના લોકોનો સમસ્યાઓ નો સામનો
2
હિવરે બજાર નીવર્તમાન સ્થિતિ અને 3આ ફેરફારો વિશે લાવવા મદદ કરી હતી પ્રયાસો હિવરે બજારના લોકોનો સમસ્યાઓ નો સામનો
હિવરે બજારના લોકો ખેતી માટે વરસાદ પર આધારિત હતા
ભારે ભૂમિ ધોવાણ જમીનની ગુણવત્તાને વિઘટન કરે છે
પીવાનું પાણી ખૂબ જ ભાગ્યે જ ઉપલબ્ધ હતું
તે ઓ પાસે પૂરતા ઘાસચારા ન હતા
ઇંધણ લાકડું પણ ઉપલબ્ધ ન હતું
આ માટે ઘણી સામાજિક સમસ્યાઓ ઉભરવા લાગીજેવી કે બેરોજગારી
લોકોને નોકરી મેળવવા માટે મુશ્કેલ થવા લાગી
સ્થળાંતર લોકો ગામડા સ્થળાંતર કરવા લાગ્યા અને અપરાધ દરમાં વધારો થવા લાગ્યો
હિવરે બજાર માં વર્તમાન પરિસ્થિતિ માથા દીઠ આવક 1995 માં આરએસ 830 વધીગયી અને 2012 માં આરએસ 30000 સુધી વધી
ગામમાં 60 કરોડોપતિ છે ગરીબી રેખા નીચે પરિવારોની સંખ્યા 1995 માં 168 થી ઘટી 2012 માં માત્ર 3 થયી
આ જ સમયગાળા દરમિયાન દિવસ દીઠ દૂધ ઉત્પાદન 150 લિટર થી 4000 લિટર સુધી વધારો થયો છે
સાક્ષરતા દર 30 થી 95 વિકસેલ છે
અપરાધ દર ભારે ઓછો થયો છે
અને રોજગાર વધારો થયો છે
સ્થિતિ સુધારવા જે પ્રયાસો કર્યા તે મદદરૂપ છે
પાંચ વિવિધ અભિગમ અથવાPanchsutriપંચસુત્રી 1નિઃશુલ્ક સ્વૈચ્છિક શ્રમ અથવા Shramdaanસ્વયમ દાન 2ચરાઈ પર પ્રતિબંધ અથવા ચરાઈ bandiચરાઈ બંદી 3વૃક્ષ કાપવા પર પ્રતિબંધ અથવા કુરહાડ bandiકુરહળ બંદી 4દારૂ પર પ્રતિબંધ અથવા નશા Bandiનશા બંદી 5
કૌટુંબિક આયોજન અથવા કુટુંબ Niyojanકુટુંબ નિયોજન Shramdaanશ્રમદાન લોકો સમુદાય કલ્યાણ માટે એક સાથે કામ કરવાનું શરૂ કર્યું
ગ્રામજનોએ કાર્ય સંસ્કૃતિ વિકાસ કર્યો
તેઓ પાણીનો પ્રવાહ ગતિ ઘટાડવા માટે ટેકરી નજીક ડેમો બાંધવા માટે એકઠાં થયા
ડેમ ભૂગર્ભ જળ કોષ્ટક વધારો કરવામાં મદદ કરે છે અને જમીન ધોવાણ ઘટાડે છે
ચરાઈ Bandiચરાઈબંદી પશુના અતિ ચરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
અતિ ચરાઈ થી રણીકરણ અને જમીનનું ધોવાણ થાય છે
ચરાઈ પર પ્રતિબંધ 1994 95 માં ચારનું ઉદ્પાદ્ન 200 ટન હતું અને તે 2001 2002 માં 5000 6000 ટન સુધી વધ્યું
કુરહાડ Bandiકુરહળ બંદી વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
વૃક્ષો જમીન ધોવાણ રોકવામાં મદદ કરે છે
જમીન ધોવાણથી જમીન ઘટાડો થાય છે અને આ લીધે કૃષિ ઉત્પાદન ઓછુ થાય છે
વૃક્ષો વરસાદનું પાણી ધીમું કરે છે અને ભૂગર્ભજળના સ્તરને વધારવામાં મદદ કરે છે
વૃક્ષ કચરો જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઉપયોગી છે
નશા Bandiનશા બંદી 22 દારૂની દુકાનો બંધ કરવામાં આવી હતી
દારૂ અને તમાકુના વપરાશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો દારૂની દુકાનો માટે ગ્રામ સભાએ લોન આપવા માટે બેંકો સાથે ટાઇ અપ કર્યા
ક્રાઇમ રતે રિડ્યુસ્ડ અપરાધ દરમાં ઘટાડો સમુદાયના મદદ માટે ઉત્પાદનના કામ મા લોકો સામેલ થયા
કુટુંબ Niyojanકુટુંમ નિયોજન એક કુટુંબમાં એક બાળક એવો નિયમ લાદવામા આવ્યો હતો
જન્મ દર હજાર દીઠ 11 ઘટી ગયા
સ્ત્રીઓમા ગર્ભાવસ્થા સંબંધિત આરોગ્ય જોખમો અટકાવ્યા
કૌટુંબિક આયોજન પણ બાળમૃત્યુ ઘટાડે છે
તે લોકોને સમર્થ અને કુટુંબ શિક્ષણ વધારવામા મદદ કરે છે
કૌટુંબિક આયોજન એક સ્થાયી સમુદાય બનાવવા માટે ચાવી છે
આ ટ્યુટોરીયલથી આપણેને એવું નિષ્કર્ષ મળે છે
ગામના સામૂહિક પ્રયાસ મોટો ફેરફાર લાવી શકે છે
પંચ્સુત્રી સિદ્ધાંતો ખૂબ જ અસરકારક સાબિત થયા છે
આ પ્રયાસો થી વધુ આવા આદર્શ ગામની રચના પરિણમી શકે છે
આ સાથે આ ટ્યુટોરીયલનો અંત થાય છે
નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
it બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું જ્યોતી સોલંકી વિદાય લઉં છું
જોડાવા બદ્દલ આભાર